આ એક યોગા ક્લાસિસ છે તેમા યોગા શીખવાડવામા જે બધા ઘણા બધા--

મંદિરનો દરવાજો બંધ છે તેને પાછળ લુગડા બુગડા ધોવા માટેની સુવિધાઓ પણ રાકેલી હોય છે.

વેચાણ કરવામાં આવે છે ગાદીનું વેચાણ કરવામાં આવે છે વેચાણ કરવામાં--

આ એક હોટલ નું દ્રશ્ય છે તેમાં ઘણી બધી ખુરશીઓ રાખવામાં આવી છે તેના ચા ના કપ પણ રાખવામાં આવે છે તેમાં બે બલ્બ દેખાય છે એક પંખો.

આ કોઈ વ્યક્તિઓ દેખાતા નથી અને--

આ કોઈ સ્ટેટ બેંક નું એ_ટી_એમ છે તેમાં એક માણસ પૈસા ઉપાડવા માટે આયો છે કોઈ એક વ્યક્તિ તે અંદર પૈસા --

એમાં કોઈ કેસ દિલે કેસ કાઢવા માટે પણ તેનો ઉપયોગ થાઈ છે.

અને એક બ્લેક કલર ની ચણીયાચોળી છે તેમાં પંખા છે અને તેનો ખૂબજ સારી રીતે પ્રશસ્ત પ્રદર્શન કરવામાં આવે છે અને તે ખુબ સરસ છે.

તે ઇંડા આપે છે અને તેનું ઇંડાનું વેચાણ કરવા માટે આ ઉદ્યોગનું વિકાસ કરવામાં આવે.

પાસ વિના એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યાં પ્રવેશથી બાર નીકળવા માટેનો રસ્તો હોય એવુ લાગે છે તેમા બે એક સિક્યુરિટી ગાર્ડ ગોઠેલો છે.

આ કોઈ ઈલેક્ટ્રીક ની દુકાન હોય તેવું લાગે છે તેમાં આપડે લેપટોપ લય શકીયે એવુ લાગે છે તેમાં લીનોવા નું બોર્ડ મારેલું છે.

આ ચિત્રમાં મોટા બે બિલ્ડીંગ દેખાય રહે છે તેમાં લાઈટો ના થાંભલા ગોઠવેલા છે રોડ છે સો--

આ કોઈ રેસ્ટોરન્ટ નુ ચિત્ર છે તેમા ઘણી બધી ખુરસીઓ પડી છે ખુરસીનો રંગ લાલ છે તેમા ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા દેખાય છે.

ઘણા બધા પ્રવાસીઓ સ્લાઇડિંગ કરી રહ્યા હોઈ તેવુ લાગે છે અને તેમા મા ખુબજ મજા આવે છે તેની બાજુમાં બિલ્ડિંગો દેખાય રહી છે.

ઘણા બધા લોકો મસ્જિદમાં નમાઝ પઢીને આવતા હોય તેવુ દેખાય છે અને--

બેસવા માટે રિક્ષા ને ઉભી રાખી હોઇ તેવુ દેખાય છે.

આ કોઈ ગેરેજ નું ચિત્ર છે તેમાં કોઈ ગેરેજ માં ગાડીની--

આ કોઈ બગીચાનું ચિત્ર હોય તેવું લાગે છે અને તે રાઈતના સમય નો ફોટો હોય તેવું લાગે છે તેમાં લોન નું વાવેતર કરેલું છે.

બોનેટ પણ ખોલેલુ છે તેમા બાઈક પણ રાખેલા છે બમ્પર છે.

આ અલ્ટો ગાડી પડી છે એસેન્ટ ગાડી પડી છે સ્વિફ્ટ નુ કામકાજ ચાલી રહ્યુ હોય તેવુ લાગે છે કોઈ ગાડીને ઊંચી કરી હોય એવુ પણ લાગી રહ્યું.

આ ચિત્રમાં કોઈ કોમ્પલેક્ષ હોય તેવુ લાગી રહ્યુ છે તેમા બેંક આવેલી છે કોઈ.

ટેબલ ની બાજુમાં ખુરસીઓ રાખેલી છે તે ખુરસીઓ પણ વ્યવસ્થિત ગોઠવેલી છે એક ઝાડ છે ઝાડની બાજુમાં બાઈક પણ પાર્કિંગ કરેલુ હોઈ તેવુ લાગે--